આના આ આના ઘરની અ આ આના ઘરમાં--

આ ચિત્રમાં પાછળ તમને મેલડી ઓટો ગેરેજ કરીને એક દુકાન છે ન્ તેની બાજુમાં એક ક્લિનિક છે.

તે પાણીની બાજુમાં એક લીલા કલર નુ ડ્રમ છે અને તે--

આ ચિત્રમાં તમે પાછળ હેલ્થ ઇન્ડિયા ફાર્મસી કરીને એક શોપ આવેલી--

હેલ્થ ઈન્ડિયા ની બાજુમાં પણ અનંત કાર સર્વિસ સેલની આપેલી છે.

આ ચિત્રમાં તમે પાછળ અ અ પાન પાર્લર ની શોપ જોઈ શકો છો તેમાં--

જેમા એક છોકરી પોતાના ખભા ઉપર બેગ લઇને જઇ રહી છે અને તે છોકરીના આગળ એક છોકરો જાઈ રહ્યો છે.

આ ચિત્રની પાછળ તમે એક ખેતર જોઈ રહ્યા છો તેમાં અ ઘણા બધા ઝાડ દેખાય રહ્યા છે તેમાં--

લીલા કલર ની ચટની અને અથાણું પણ દેખાય રહ્યું છે અન અને દુકાનમાં ઇસ્કોન ગાંઠિયા કરીને પણ બોર્ડ આલ્યું છે અન તે અન તેના બાજુમાં પેપ્સી આપેલી છે.

આ ચિત્રમાં તમે જોઈ રહ્યા છો કે આ ચિત્રમાં માછલીઓ છે તેમાં ટ-ટોટલ અ પા--

આ ચિત્રમાં પાછડ તમે જો-જો-જોઇ રહ્યા છો કે આ ચિત્ર આ ચિત્ર તે એક ફ્લેટ નું છે.

ને આમાં એક એન્ટ્રેન્સ આલેલી છે એન્ટ્રેસ ની બાજુમાં ત્રણ ચાર વ્યક્તિ ઊભા છ--

આના ચિત્રમાં ધર્મશાળા મા આલેલી છે અન આ ધર્મશેડા અ ધર્મશાળા તે મુંબઈ બાજુની છે અન આમાં બે સિઝુકી ની એસ ક્રોસ ઊભેલી છે.

આ ચિત્રમાં તમે જોઈ રહ્યા છો કે આ ચિત્ર હરિદ્વારનુ છે.

આ ચિત્રની પાછળ તમે જોઈ રહ્યા છો કે આ ચિત્ર એક કેફે નું છે.

આની પાછળ ટોટલ ચ ચાર ક પાંચ દુકાન આવેલી--

આ કેફે ની બાજુમાં એક પાન પાર્લર આવેલુ છે તેમા એક વ્યક્તિ ઊભો છે અને એક વ્યક્તિ બેઠેલો છે.

એક વ્યક્તિ તે સીડીઓથી ઉપર ચડી ચડી રહ્યો--

આ ચિત્રમાં તમે જોય રહ્યા છો કે એક છોકરો તે જાડ ઉપર ચરેલો છે.

અને તેની પાછળ એક લાલ કલર ની ટીશર્ટ પહેરેલો વ્યક્તિ ઊભો છે.

તે વ્યક્તિએ સફેદ કલર નો શર્ટ પેરેલો છે અને નીચે પેન્ટ પેરેલું છે તે વ્યક્તિએ કર્ણાવતી પગારખા બજાર સાઈડ આંગળી કરી રહ્યો--

આ આ ચિત્રમાં ત્રણ મહિલા તે ખુરસી પર બેઠેલી ત્રેમ તે મહિલાની પાછળ બે વ્યક્તિ તે ખુરસીમાં બેઠેલા છે.

આ આ જગ્યા પર એ_સી આવેલી છે અને આમાં એક વ્યક્તિ તે ઉભેલો--

અના આમા ત્રણ ચાર વ્યક્તિઓ ઉભા છે અન અંતે ગાયને જોઈ રહ્યા છે.